નમસ્તે મિત્રો
જીચેમ્પેઇન્ટ
મા ફોર્મેશન ઓએફ બોન્ડ્સ પરના ટ્યુટોરીયલમાં સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું મોજુદ બોન્ડમા બોન્ડ ઉમેરતા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
01210 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે પરિચિત હોવા જોઈએ જીચેમ્પેઇન્ટ કેમિકલ સ્ટ્રક્ચર એડિટર
જો નથી સંદર્ભિત ટ્યુટોરીયલો માટે અમારી વેબસાઈટની મુલાકાત લો
મેં ઈથેન સ્ટ્રક્ચર સાથે નવી જીચેમ્પેઇન્ટ એપ્લીકેશન ખોલી છે
ચાલો સેચુંરેટેડ હાઈડ્રોકાર્બન્સ ને અનસેચુંરેટેડ હાઈડ્રોકાર્બન્સ થી કન્વર્ટ કરતા શીખીશું
ઈથેન સ્ટ્રક્ચરને કોપી અને ડિસ્પ્લે એરિયા પર બે વખત પેસ્ટ કરો
સિલેક્ટ ઓને ઓર મોરે ઓબ્જેક્ટ્સ ટૂલ પર ક્લિક કરો
તેને પસંદ કરવા માટે ઈથેન સ્ટ્રક્ચર પર ક્લિક કરો
સ્ટ્રક્ચરને કોપી કરવા માટે CTRL C દબાઓ
અને અને સ્ટ્રક્ચરને પેસ્ટ કરવા માટે CTRL વી દબાઓ
જુઓ કે સ્ટ્રક્ચર એક બીજા પર ઓવરલેપ કરે છે
ચાલો બીજા ઓવરલેપિંગ સ્ટ્રક્ચરને એક બાજુ મુકીએ
સ્ટ્રક્ચર પર કર્સર મુકો અને તેને માઉસથી ડ્રેગ કરો
સ્ટ્રક્ચરમા કાર્બન પરમાણુઓ ના વચમાં સિંગલ બોન્ડ નું અવલોકન કરો
ચાલો પહેલા સિંગલ બોન્ડને ડબલ બોન્ડમા બદલીએ
એડ એ બોન્ડ ઓર ચાંગે થે મલ્ટિપ્લિસિટી ઓએફ એએન એક્સિસ્ટિંગ ઓને ટૂલ પર ક્લિક કરો
બીજા ઈથેન સ્ટ્રક્ચર ના મોજુદ બોન્ડ પર ક્લિક કરો
નોંધ લો કે સિંગલ બોન્ડ એ ડબલ બોન્ડ મા બદલાઈ ગયું છે
હાઈડ્રોજન પરમાણુ ની સંખ્યા 6 ઘટીને 4 થયી છે
નવું સ્ટ્રક્ચર એથેને ઇથીન છે
આગળ ચાલો સિંગલ બોન્ડને ત્રિવિધ બોન્ડ મા બદલીએ
ત્રીજા ઇથીન સ્ટ્રક્ચરના મોજુદ બોન્ડ પર બે વખત ક્લિક કરો
નોંધ લો કે સિંગલ બોન્ડ ત્રિવિધ બોન્ડ મા બદલાઈ ગયું છે
હાઈડોર્જ્ન પરમાણુ ની સંખ્યા 6 થી ઘટી ને 2 થયી છે
નવું સ્ટ્રક્ચર એથીને ઇથાઇન છે
ચાલો સ્ટ્રક્ચરનું નામ લખીએ
એડ ઓર મોડિફાય એ ટેક્સ્ટ ટૂલ પર ક્લિક કરો
સ્ટ્રક્ચર નીચ ક્લિક કરો
સ્ટ્રક્ચર ના નામ એથને એથેને અને એથીને ઈથેન ઇથીન ઇથાઇન તરીકે દાખલ કરો
ચાલો આગળ ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રી ટેટ્રાહેડ્રલ જોમેટ્રી વિષે શીખીએ
ચાલો સ્ટ્રક્ચરને એક બાજુ એ ખસેડીએ
બધા ઓબ્જેક્ટને પસંદ કરવા માટે CTRLA દબાઓ
સિલેક્ટ ઓને ઓર મોરે ઓબ્જેક્ટ્સ ટૂલ પર ક્લિક કરો ને સ્ટ્રક્ચર ને ડ્રેગ કરો
અહી ટેટ્રાહેડ્રલ મેથાને ટેટ્રાહેડ્રલ મીથેન સ્ટ્રક્ચર માટે સ્લાઈડ છે
બધા બોન્ડ ની લંબાઈ 109 એંગસ્ટ્રોમ એન્ગસ્ટ્રોમ છે
ટેટ્રાહેડ્રલ મેથાને ટેટ્રાહેડ્રલ મીથેન સ્ટ્રક્ચરમાં બધા બોન્ડના ખૂણા 1095 ડિગ્રી
ટેટ્રાહેડ્રલ એથને ટેટ્રાહેડ્રલ ઈથેન સ્ટ્રક્ચર દોરીએ
એડ એ બોન્ડ ઓર ચાંગે થે મલ્ટિપ્લિસિટી ઓએફ એક્સિસ્ટિંગ ઓને ટૂલ પર ક્લિક કરો
ડિસ્પ્લે એઆરઇએ
પર ક્લિક કરો
બોન્ડ ને આડી દિશામાં માં સ્થિત કરો
દરેક બોન્ડની કિનારી પર ત્રણ બોન્ડ દોરો
બોન્ડ ની સ્થિતિ ટેટ્રાહેડ્રલ જ્યોમેટ્રી ટેટ્રાહેડ્રલ જોમેટ્રી ના ફોર્મ પર નિર્ધારિત કરો
દરેક કિનારી પર ક્લિક કરોપછી ત્રણ બોન્ડ ની સ્થિતિ વિવિધ દિશા માં નિર્ધારિત કરો
આજ રીતે આપણે બીજી કિનારીઓ પર દોરીશું
ચાલો હાઈડ્રોજન પરમાણુ ને અંતમાં જોડીએ
હાઈડ્રોજન પરમાણુ ને અંતમાં જોડવા માટે કેપિટલ હ
ને દબાઓ
સબમેનુ ખુલે છે જેમાં આપણે હ પસંદ કરીશું
નોધ લો કે હાઇડ્રોજન પરમાણુ ટૂલ બોક્સ માં દેખાય છે
એડ ઓર મોડિફાય એએન એટોમ ટૂલ પર ક્લિક કરો
હાઇડ્રોજન પરમાણુ ને ઉમેરવા માટે બધા સ્થાન પર ક્લિક કરો
ઈથેન સ્ટ્રક્ચરમાં સ્ટીરિયોકેમિકલ સ્ટિરીયોકેમિકલ બોન્ડ ઉમેરીએ
સ્ટીરિયોકેમિકલ સ્ટિરીયોકેમિકલ બોન્ડ ટૂલ બોક્સ મા ઉપલબ્ધ છે એડ એ વેજ બોન્ડ એડ અ વેજ્ડ બોન્ડ એડ એ હાશ બોન્ડ એડ અ હેશ બોન્ડ એડ એ સ્ક્વિગલ બોન્ડ એડ અ સ્યુઈગલ બોન્ડ અને એડ એ ફોર બોન્ડ
એડ અ ફોર બોન્ડ ચાલો ઈથેન ને સ્ટિરીયોકેમિકલ મા બદલવા માટે એડ એ વેજ બોન્ડ એડ અ વેજ્ડ બોન્ડ નો ઉપયોગ કરીએ
એડ એ વેજ બોન્ડ એડ અ વેજ્ડ બોન્ડ પર ક્લિક કરો
પછી બધા બોન્ડ પર ક્લિક કરો
ફેરફારનું અવલોકન કરો
એડ એ હાશ બોન્ડ એડ અ હેશ બોન્ડ પર ક્લિક કરો
અને પછી ડિસ્પ્લે એરિયા પર ક્લિક કરો
હવે હું ઇન્વર્ટ વેજ હેશિસ ઇનવર્ટ વેજ્ડ હેશીસ વિષે સમજાવીશ
એડિટ મેનુ પર જાઓ પ્રેફરન્સ પર જાઓ અને તેના પર ક્લિક કરો
જીચેમ્પેઇન્ટ પ્રેફરન્સ વિન્ડો ખુલે છે
ઇન્વર્ટ વેજ હેશિસ ઇનવર્ટ વેજ્ડ હેશીસ ચેકબોક્સ પર ક્લિક કરો
જો સેટ છે તો વેજ્ડ હેશીસ બોન્ડ આપેલ કન્વેન્શન ને અનુસરસે
સાંકડું અંત બોન્ડ ના શરૂઆતમાં આવશે અને પહોળું અંત બોન્ડના અંત મા આવે છે
આ બોન્ડને જોવામા મદદ કરે છે
જીચેમ્પેઇન્ટ મા ડીફોલ્ટ કન્વેન્શન ઇન્વર્સ છે કારણકે આ યથાર્થ નિયમોનું વધુ સુસંગત
હાશ બોન્ડમા ફેરફારની નોંધ લો
વિન્ડો બંદ કરવા માટે ક્લોઝ બટન પર ક્લિક કરો
ઈથેન સ્ટ્રક્ચર મા બોન્ડ્સને એડ એ હાશ બોન્ડ થી બદલો
એડ એ હાશ બોન્ડ પર ક્લિક કરો
બધા બોન્ડ્સ પર ક્લિક કરો
ચાલો હવે ફાઈલ સેવ કરો
ટૂલબાર પરથી સવે થે કરન્ટ ફાઇલ આઇકન પર ક્લિક કરો
સવે એએસ ડાઈલોગ બોક્સ ખુલે છે
ફાઈલ નેમ ફોર્મેશન ઓએફ બોન્ડ તરીકે દાખલ કરો
સવે બટન પર ક્લિક કરો
સારાંશ છે
આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા મોજુદ બોન્ડમા બોન્ડ ઉમેરતા
બોન્ડ્સ ની સ્થિતિ નિર્ધારિત કરતા સ્ટીરિયોકેમિકલ બોન્ડ્સ સ્ટીરીઓ કેમિકલ બોન્ડ ઉમેરતા અને ઇન્વર્સ વેજ હેશિસ ઇન્વર્સ વેજ હેશીસ અસાઇનમેન્ટ છે પ્રોપને પ્રોપેન ને પ્રોપીને પ્રોપાઈન થી બદલો
પ્રોપને પ્રોપેન અને બુટને બ્યુટેન સ્ટ્રક્ચર દોરો
સ્ટીરિયોકેમિકલ બોન્ડ્સ
સ્ટીરીઓ કેમિકલ બોન્ડ પ્રદશિત કરો
તમારું બનેલ અસાઇનમેન્ટઆવું દેખાવું જોઈએ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
httpspoken tutorialorg What a Spoken Tutorial તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે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
વધુ વિગતો માટે contactspoken tutorialorg પર લખો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
જોડાવા બદલ આભાર